બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 259 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે
આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે જ્યોતિ સોલંકી
આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે
પ્રોપર્ટીઝ વિન્ડોમાંTexture પેનલ શું છે
પ્રોપર્ટીઝ વિન્ડોની ટેક્સચર પેનલ ની વિવિધ સેટિંગ્સ શું છે
હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે
જો નહિ તો અમારા ટ્યુટોરીયલ બેસિક ડિસ્ક્રિપ્શન ઓએફ થે બ્લેન્ડર ઇન્ટરફેસ નો સંદર્ભ લો પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે
પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ થોડી પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી
ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ
પ્રથમ આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું પડશે
પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો
પકડી રાખો અને ડાબી બાજુએ ખેચો
આપણે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો હવે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે
બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ હોવ ટીઓ ચાંગે વિન્ડો ટાઇપ્સ ઇન બ્લેન્ડર જુઓ પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ
પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર ચેકર્ડ સ્ક્વેર આઇકોન પર ડાબું ક્લિક કરો
આ ટેક્સચર પેનલ છે
અહીં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં ટેક્સચર ઉમેરી શકીએ છે
ટેક્સચર આઇકોન ની નીચે આપણે એક લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે
ક્યુબ વ્હાઇટ ટેક્સ
આનો અર્થ એ છે કે ક્યુબ એ સક્રિય ઑબ્જેક્ટ છે
વ્હાઇટ એ ક્યુબનું સક્રિય મટીરીઅલ છે
ટેક્સ એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે
અહિયાં ત્રણ પ્રકારના ટેક્સચર છે
મટીરિયલ ટેક્સચર્સ
વર્લ્ડ ટેક્સચર્સ
અને બ્રશ ટેક્સચર્સ
આ ટ્યુટોરીયલમાં આપણે મટીરિયલ texturesજોશું
વર્લ્ડ ટેક્સચર્સ અને બ્રશ ટેક્સચર્સ પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું
આ ટેક્સચર સ્લોટ boxછે
મૂળભૂત રીતે એક ટેક્સચર સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે
તે વાદળી રંગમાં પ્રકાશિત થયેલ છે
પ્રકાશિત થયેલ ટેક્સચરની દુર જમણી બાજુ ચેક boxપર ડાબું ક્લિક કરો
હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે
ચેક બોક્સ પર ફરીથી ડાબું ક્લિક કરો આ ફરી સક્ષમ થાય છે
ચેક બૉક્સની આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે
વર્ટિકલ સ્ક્રોલ પર ડાબું ક્લિક કરી પકડી રાખો
તમારું માઉસ નીચે ખેચો
વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ બધા ટેક્સચર સ્લોટ્સ હવે તમે જોઈ શકો છો
દરેક સ્લોટ ચેકર્ડ સ્ક્વેર દ્વારા રજૂ થાય છે
સક્રિય ટેક્સચર પર પાછા જાઓ
યુપી એન્ડ ડાઉન એરોઝ ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે
ડાઉન એરો પર ડાબું ક્લિક કરો
સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે
યુપી એરો પર ડાબું ક્લિક કરો
સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે
યુપી અને ડાઉન એરોઝ ની નીચે હજુ એક બ્લેક ડાઉન એરો છે
બ્લેક ડાઉન એરો પર ડાબું ક્લિક કરો
મેનુ દ્રશ્યમાન થાય છે
કોપી ટેક્સચર સ્લોટ સેટિંગ્સ પર ડાબું ક્લિક કરો
બોક્સમાં સેકન્ડ ટેક્સચર સ્લોટ બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો
તે વાદળી રંગમાં પ્રકાશિત થયેલ છે
બ્લેક ડાઉન એરો પર ફરી ડાબું ક્લિક કરો
પાસ્તે ટેક્સચર સ્લોટ સેટિંગ્સ પર ડાબું ક્લિક કરો
પહેલા ટેક્સચર સેટિંગ ની સમાન જ બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે
ટેક્સચર નેમ બારની જમણી બાજુ પર સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો
બીજું ટેક્સચર રદ થયું છે
તેની સેટિંગ પણ રદ થઇ છે
પ્લસ ચિન્હ સાથે નવું બટન દ્રશ્યમાન થાય છે
નવા બટન પર ડાબું ક્લિક કરો
બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે
તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે
નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ પર આવેલ ચેકર્ડ સ્ક્વેર અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે
પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે
તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે
ચાલો ટેક્સચરનું નામ બદલીએ
સ્લોટ બોક્સ નીચે ટેક્સચર નામે બાર પર ડાબું ક્લિક કરો
તમારા કીબોર્ડ પર Bumpટાઈપ કરો અને enter દબાવો
નેમ બાર ની ડાબી બાજુ પર આવેલ ચેકર્ડ સ્ક્વેર પર ડાબું ક્લિક કરો
આ ટેક્સચર મેનું છે
સીન માં વપરાયેલ બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે
નેમ બાર નીચે ટાઈપ બાર છે
મૂળભૂત રીતે બધા જ નવા ટેક્સચર ક્લાઉડ્સ ટેક્સચર દર્શાવે છે
ક્લાઉડ્સ પર ડાબું ક્લિક કરો
આ ટાઈપ મેનુ છે
અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત દરેક પ્રકારના ટેક્સચર યાદી થયેલ છે
વુડ વોક્સેલ દાતા વોરોનોઇ વગેરે
કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે તે ઉપર ફક્ત ડાબું ક્લિક કરો
હમણા માટે હું ક્લાઉડ્સ ટેક્સચર રાખું છુ
આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે
અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે
મૂળભૂત રીતે ટેક્સચર ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે
મટીરિયલ પર ડાબું ક્લિક કરો
આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દર્શાવે છે
Bothપર ડાબું ક્લિક કરો
જેવું કે નામ સૂચવે છે હવે ટેક્સચર અને મટીરીઅલ બંને ડિસ્પ્લે હવે આજુ બાજુ દેખાય છે
શો અલ્ફા પર ડાબું ક્લિક કરો
હવે ટેક્સચર પારદર્શક બનેલ છે
આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે
હમણાં માટે તે બંદ કરો
શો અલ્ફા પર ફરીથી ડાબું ક્લિક કરો
આગળની સેટિંગ ઇન્ફ્લુઅન્સ છે
અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા માટે મદદ કરે છે
ડિફ્યુઝ શેડિંગ સ્પેક્યુલર અને જ્યોમેટ્રી
મૂળભૂત રીતે ડિફ્યુઝ હેઠળ કલર સક્ષમ છે
કલર barની ડાબી બાજુએ ચેકબોક્સ પર ડાબું ક્લિક કરો
હવે કલર નિષ્ક્રિય છે
ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને હવે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું નથી
Geometryપર જાઓ
નોર્મલ આગળ આવેલ ચેક બોક્સ પર ડાબું ક્લિક કરો
હવે ટેક્સચરનું નોર્મલ મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે
તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો
પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયેલા છે
બ્લેન્ડ ટેક્સચર મટીરીઅલ સાથે કેવી રીતે મળે છે તે નિયત્રણ કરે છે
મૂળભૂત રીતે આ મિક્સ થી સુયોજિત છે
મિક્સ પર ડાબું ક્લિક કરો
આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે
શું તમે આરજીબી ટીઓ ઇન્ટેન્સિટી હેઠળ ગુલાબી રંગ નું બાર જુઓ છો
આ મૂળભૂત ટેક્સચર રંગ છે
હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે ઇન્ફ્લુઅન્સ હેઠળ કલર વિકલ્પ ને નિષ્ક્રિય કર્યું છે
ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો
કલર મેનુ દ્રશ્યમાન થાય છે
અહીં આપણે ટેક્સચર માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે
હમણાં માટે આને ગુલાબી રંગ તરીકે રહેવા દઈએ કારણ કે આપણે ટેક્સચર રંગ વાપરી રહ્યા નથી
બમ્પ મેપિંગ નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે
ડિફોલ્ટ એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિ છે
ડિફોલ્ટ પર ડાબું ક્લિક કરો
આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે
બેસ્ટ ક્વાલિટી ડિફોલ્ટ કોમ્પેટિબલ અને ઓરિજિનલ
compatibleપર ડાબું ક્લિક કરો
બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે
આગળ ની સેટિંગ Cloudsછે
અહીં Cloudsટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે
ગ્રેસ્કેલ ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે
કલર પર ડાબું ક્લિક કરો
હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર મિશ્ર રંગોમાં પ્રદર્શિત થાય છે
પરંતુ રંગનો મટીરીઅલ પર કોઈ અસર નથી
નોઇઝ ક્લાઉડ ટેક્સચર ની વિકૃતિ નક્કી કરે છે
સોફ્ટ નોઇઝ એ મૂળભૂત વિકૃતિ છે
હાર્ડ પર ડાબું ક્લિક કરો
હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ textureમાં સખત કાળી રૂપરેખા બતાવે છે
એ જ સમયે મટીરીઅલ પર બમ્પ ઊંડા બની ગયા છે
આ હાર્ડ નોઈસ છે
બેસિસ ક્લાઉડ ટેક્સચર માં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે
બ્લેન્ડર ઓરિજિનલ પર ડાબું ક્લિક કરો
અહી નોઇઝ બેસિસ મેનું છે
આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે
વોરોનોઇ ક્રેકલ પર ડાબું ક્લિક કરો
તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો
તો આ રીતે નોઇઝ બેસિસ ક્લાઉડ ટેક્સચર પર અસર કરે છે
સાઇઝ નાબલા અને ડેપ્થ ક્લાઉડ textureમાં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે
પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો પાર્ટિકલ્સ અને ફિઝિક્સ છે આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે પાર્ટિકલ્સ અને Physicsને આપણા એનીમેશન માં ઉપયોગ કરીશું
3ડી વ્યુ પર જાઓ લેમ્પ પસંદ કરવા માટે તે પર જમણું ક્લિક કરો
નોંધ લો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે
કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક રદ થયા છે
3ડી વ્યુ માંCameraપર જમણું ક્લિક કરો
તમે ફરી જોઈ શકો છો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે
આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3ડી વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે
પ્રોપર્ટીઝ વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે
હવે આગળ વધો અને નવી ફાઈલ બનાવો ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને ક્લાઉડ નોઈસની સાઇઝ નાબલા અને ડેપ્થ સાથે પ્રયોગ કરો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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
વધુ વિગતો માટે contactspoken tutorialorg ઉપર સંપર્ક કરો જોડાવા બદ્દલ આભાર આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું